હાં સર, એ Phone તમે અત્યારે Repair કરાવી શકો છો sir One Plus સ્કવેરમાં જઈને Repair કરાવી શકો છો Sir, તમે એ Phone. એના charges લાગશે Sir. એ Phone પછી તમારે પાછું ચાલુ થઈ, કરી શકો છો તમે Sir પણ એના ચાર્જિસ લાગશે સર. નજીકના One Plus Square માં જવાનું. રહેશે તમારો Phone લઈને, Bill લઈને. Phone અને Bill લઈને જવાનું રહેશે. Sorry Sir, એ Possible નથી Sir. તમે સમજતા નથી Sir ના Sir એ Possible થઈ શકે એમ જ નથી Sir. કારણ કે

Sir એવી રીતે પૈસા ના મળી શકે Sir. એ મારા Authority માં નથી Sir. બરાબર છે Sir? એ Possible જ નથી Sir. Sir એ મારા અંડરમાં નથી આવતું Sir. તમારે એવું હોય તો Sir મારા ઉપરી અધિકારી જોડે તમારો Call connect કરી દઉં છું. તમે ત્યાં વાત કરી લો Sir. બરાબર છે Sir? હૂં Connect કરું છું Sir. Fliptkart પર Call કરવા બદલ ધન્યવાદ. Thank You Sir.

આ ઘણા બધા આ લોકો સમજતા નથી આ બધું knowledge નથી option change નો રટતો મારે છે પણ એ ખબર જ નથી કે આખી game શું કાલે છે સો તમે સુ કરો છો કે city ની બાર રોજ બેસી ને તમે એવું કો છો કે મારે તો best profit એવું નાં હોય એવી રીતે તમને કોઈ પૈસા નથી આપતુંને હા તમારે કોઈ મોટી movement આવે તમને થોડું knowledge હોય કે આજે મારે બઉ hold કરવું છે ત્યારે તમે એમાં જી ને વધારે contract purchase કરી ને તમે profit કમાઈ શકો પણ રોજ તમે એવું વિચારો તે possibel નથી મોટો એટલે એ સમજાયું હવે મારે તમને સીખ્વાડવા નું છે open interest ચલો તો open interest માં i don't know કે લોકો બાઉ બધા video જોવે છે ને બાઉં એની complex બનાઈ નાખે છે છે કઈ નહિ open interest એટલે સુ કે market માં અલગ અલગ strick price નાં contract હોય બરોબર કે nifty અત્યારે સત્તર છસો ચાર હજાર સત્તર અઢાર હજાર નો contract અઢાર હજાર એકસો નો contractwhat's ever બધા અલગ અલગ આપડી પાસે strick price હોય તો એ particular contract છે બરાબર છે એમાં કેટલી position open છે બરો open એટલે open એટલે કેત્લ્લા option writer ની ની position ત્યાં open છે એને સુ કેવાય open interest તો open છે એટલે સુ કે ત્યાં હજી interest છે તે position hold કરવા માંગે છે દિવાલ બનેલી છે ઉપર side યા નીચેની side મતલબ ત્યાં interested વસ્તુ છે બરોબર ને અને એટલા માટે તેને open interest કેવા માંગે છે કે ત્યાં હજી એ position close માંથી નીકળતા નથી મતલબ કોઈ કોઈ ફેગનું level કોઈને કોઈ important ધરાવે છે એટલા માટે થઇ ને open interest કહેવાય છે so once again આ અહિયાં તમને જો open interest અલગ અલગ side નું દેખાય છે મતલબ ત્યાં option writer એટલા contract એટલી position છે activate છે જે provide નથી એટલે કે તે લોકો હજુ બી એક position એક સાઈ write માં interested છે તે full writer છે આ બાજુ full writer હોય આ એક basic વસ્તુ તમે લોકો સમજો હવે call call side તમે જોવો તો આના પર થી આપડે નક્કી કરી શકીએ અને put side તમે જોવો તો આપડે એના પર થી તમે એક સફેત સફ્ફ્ત નક્કી કરી શકીએ but આ રીતે તમે એક રટતો નાં મારો

થોડી અંદાજા પ્રતિ તમારે privation પૂરું job થોડું હજી judgement તમારે લેવું પડે મોટા લોકો શું જોઈએ શે short cut જોઈએ છે કે ભાઈ ઓપ open interest આ છે આમ છે આમ છે થઇ ગયું રેગીસ્તાન થઇ ગયું આ side એવી રીત ના ના હોય માની લ્યો કે તમને અહિયાં એવું દેખાય છે કે ચલો સત્તર હજાર પચાસ અગર તમને એવું લાગ્યું કે બાઓ બધા contract છે અને તમને એવું લાગ્યું કે આ છે પણ ગની બધી વખત સત્તર હજાર સાતસો પચાસ આરામ થી તૂટી જશે market માં

ત્યાં રેગીસ્તાન છે support છે એનું હું ના નથી પાડતો પણ તમે confusive રીતે નાં લો આ બધી વસ્તુ ને બરાબર એનું બી હું તમને example આપી ને સમજાઉં સૌથી પેલું કે માની લો કે અહિયાં અત્યારે nifty ની એક monthly chain ચાલે છે તો તમે અહિયાં job સૌથી વધારે contracts ક્યા return છે તો તમને અહિયાં દેખાશે કે ભાઈ all most sisxty five thousand અહિયાં અઢાર હજાર ની આસપાસ contract return થયા છે એના પછી અમુક અમુક તમને એ બી દેખાશે કે ભાઈ forty seven thousand એટલે સત્તર હજાર સાતસો બી કાઈ સત્તર હજાર પાંચસો બી એ છે કાઈ એટલે તમને એવું થાય કે સત્તર હજાર આંત્સો એટલે ગણી વખત શું થાય કે મેજર registration હોય ને પછી અમુક અમુક નાના નાના registration બી હોય

તો સત્તર હજાર ને અઢાર હજાર એક long term registration છે અને એના નીચે તમે જોવા જાવ તો તમને એવું થશે કે ચલો fourteen seven thousand એટલે સત્તર હજાર છસો એક નજદીક નું છે અ અહી અહિયાં જોવો seventy six thousand એટલે seventeen thousand five hunred વધારે support છે આ નવું બોલ્યો આ મેં mistake કરી food side હોય એટલે અહિયાં support થશે એટલે સત્તર હજાર પાંચસો બી એક સારું એવું એક support આપણને જોવા મળે બરોબર incoming basis ઉપર so આ રીતે આપડે જોવા નું હોય કે કઈ રીતે market માં આપણને first અને secondary આપણને જોવા મળે છે અને એ જ રીતે તમે અહિયાં market માં તમે જો nifty જોવા જશો તમે તો nifty નું જે price rejection થયું હોય એમાં લખ્યું મોનાર candle ને જોવા જાઓ બરોબર તો nifty અહિયાં સો અહિયાં જો સત્તર હજાર આન્થ્સો થી back out મારે છે તો ક્યાંક ને ક્યાંક અહિયાં option change માં તમે અહિયાં જોવા જશો તો સત્તર હજાર આન્થ્સો નું level હશે એમાં ગણો બધો interest હશે જો અહિયાં સત્તર હજાર ની આસપાસ

અહિયાં એને rejection મારે છે સત્તર હજાર સાતસો તો શું કરવા મારે છે બીજું કે અહિયાં એને અઢાર હજાર ઉપર રાખ્યું તો અઢાર હજાર ઉપર એક અહિયાં એક બઉ સરસ rejection હતું બરોબર અહિયાં આમ જોવો બરોબર છે તો ત્યાં સૌથી વધારે એટલે અઢાર હજાર અત્યાર ના માટે આના માટે test કરવું બઉ difficult થશે કારણ કે ત્યાં સૌથી વધારે writing થયું છે સમજાય છે એ બધું તમને ખબર પડે અને નીચે ની side તમે જોવા જાઓ તો અહિયાં જો અહિયાં કેવું હતું ત્યાં અચાનક gap up આવ્યું અને અહિયાં સત્તર હજાર પાંચસો થી બઉ સારી અહિયાં એક level કર્યા પછી આવી તો એક support હતો તમ તમે અહિયાં જોઈ લો કે જો સત્તર હજાર પાંચસો ની આસપાસ છે seventeen six thousand position ઉભી છે એત્ય્લે ત્યાં એટલો support છે ત્યાંથી market ઉપર આવ્યું છે એટલે એક support છે અહિયાં સારો સમજાઈ ગયું તમને તો એ બધું હવે હવે હું એના વિષે હું કરો હોય તો મને કમસેકમ એટલી તો ખબર પડે કે આ આટલા દિવસ market down રહ્યું candle આવી અપ market up જવા નું છે કે પછી આ રેગીસ્તાન છે એને market તોડશે એટલે આ વસ્તુ call side અને આ વસ્તુ food side confirm કરું તો મને ગણું બધું અનુમાન મળે કે જે થાય છે એ બરોબર થાય છે અને મને એક long term બી ખબર પડે કે market માટે અમુક level cross કરવા બઉ મુશ્કેલ છે કેમ કે ત્યાં એ side call writing વધારે થયી ગયું છે એ side food writing વધારે થઇ ગયું છે તો અમુક side બઉ મોટો support હશે એ તોડતા વાર લાગશે પણ એ તૂટશે તો એ તૂટશે તો એ ત્યારે કેમ ખબર પડે કે જેમ કે માની લો કે અહિયાં market જાય છે અને આપણને એવું લાગે કે નાં સત્તર હજાર આંત્સો એ બી ચલો એટલો બધો interest નથી secondary ત્રીજા ત્રીજા level નું તો interest છે ત્યાં બરોબર એ રીતે પણ ત્યારે આપણને એવું જોવા મળે કે change in owain એ daily base ઉપર update થતો હોય બરાબર આપણને એવું જોવા મળે કે અહિયાં position minus માં આવવા એટલે અહિયાં open interest ઓછો થવા માંડ્યો એટલે લોકો ત્યાંથી હટવા માંડ્યા જે open position હતી એમાં થી લોકો હટવા માંડ્યા તો એ ragistrastion week થતું હતું એવી રીત ના અહિયાં આપણને ને ઓલો support લગતો એ સત્તર હજાર પાંચસો સારો support છે પણ અહિયાં બી તમને minus માં position દેખવા માંડે મતલબ લોકો હવે ધીરે ધીરે નીકળવા માં support week થવા માંડ્યો અને જો અહિયાં position add થાય

મ minus મતલબ plus માં change in હોય એ plus માં જાય છે position વધારે વધે છે day to day basis ઉપર તો સુ થાય કે આ support strong બન્યો બરોબર તો જ્યાં અહિયાં minus હશે પાછળ તમને plus દેખાશે જ્યાં અહિયાં plus હશે તો આ side તમને minus દેખાશે ગણી વાર ખેંચા ખેંચી ની બી બસ્સો બસ્સો point ની game રમશે તો એ બી તમને દેખાશે તમને અહિયાં જો અહિયાં minus level ની બી તમને ગણી બધી દેખાશે આ side બી તમને minus દેખાશે કેમ કે અહિયાં minus છ હજાર હશે એટલે ત્યાં થી લોકો ઘટ્યા હશે ઘણા બધા player બરોબર so you understand કે call writing માંથી લોકો ઘટે એટલે ragistrastion week થાય food writing માં થી લોકો ઘટે તો support week થાય જો position અહિયાં વધે તો સપો અ ragistrastion strong થાય અહિયાં position વધે change in open interest માં તો એ support strong કરે હે understand અને એ time એ તમે આમ જોયા રાખતા હોય ના monthly base ઉપર કે ખરેખર શું થાય છે જો હું તમને એક બઉ સરસ example બતાવું તમને અ અહિયાં છે ને હું નું chart બનાઈ લઉં તમને જો nifty માં budget days પછી ગણી બધી ગડબડ થઇ ગઈ હતી અદાની અને બજેત પછી બરોબર તો એને એક fourty too thousand નું એને એક બઉ મોટું એક ragistrastion બનાવી નાખ્યું હતું બરાબર fourty too thousand ની હું તમને વાત કરું છું તો એને પછી શું કર્યું ખબર છે કે આ જે ragistrastion થતું હતું ને એ test કરાવ્યું પણ ત્યાં ટકી નાં સક્યો હવે તમે bank nifty ની અત્યારે option seen જોવો ને તો fourty too thousand ને હજી બી એક ragistrastion ત્યાં બનાવેલું બતાવે તો એ ખબર પડે કે long term માં અહિયાં call writing થઇ ગયું છે અને આને cross કરવું બઉ વાર લાગશે અને એ જ આપણને અહિયાં confirmation બી મળ્યું અને એ પછી ના જે secondary call writing થયું હોય તો આપણને ખબર પડે કે ભાઈ fourteen one thousand eight hundred એ થયું છે fourty one thousand seven hundred અ six hundred એ થયું છે so આપડે એ બધું chain માંથી આપડે એ જોઈ શકીએ કે ખરેખર એવું થયું છે કે નથી થયું અહિયાં જો હું એક bank nifty ની એક option chain open કરું ને twenty three march ની બરોબર sorry

બીજું આપણને શું અહિયાં મળે છે કે જેમ જેમ અત્યારે bank nifty એકતાળીસ હજાર બસ્સો ની આસપાસ છે તો next week શું છે ચલો એકતાલીસ હજાર પાંચસો એ બી સારું activation છે અહિયાં એકતાલીસ હજાર છસો એ બી અહિયાં સારું એવું activation છે જેમ જેમ આ બધું change થતું રેસે તો આપડે ત્રણ ચાર support ના અને ત્રણ ચાર ragistrastion side ના level મળે ને ક્યાંક ને ક્યાંક આપડે chart માં ઉપર નીચે એને confirm કરી શકીએ પણ હજી આ video માં હું બઉ આ વિશે હું discuss નથી કરતો કારણ કે ગણા લોકો કેવું કરે ખબર હે કે ભાઈ આના ઉપર થી આપડે supporter મેળવી શકાય એવું નાં હોય કેમ કે તમે એ open interest ને એ બધું જોવો છો એ ગણું બધું change બી થશે જેમ કે day change થશે ગના બધા એક આપડે judgement લેવાનું હે અને એ judgement માં આપડે option chain બી use કરીએ આપડે candle નું analysis બી કરતા હોય તો આપડે એક over all judgement લઇ શકીએ કોઈ પણ વસ્તુ ને stock market માં magic અથવા તો short cut તરીકે થી તમે નાં લઇ શકો કે સુ થાય છે શું નથી થતું એનું એક best example હું તમને બતાવું nifty નું bank nifty નો પંદર minute નો chart જે હમણાં બે દિવસ પેલા અહી કણ હમણાં અચાનક આવી હતી અને market માં એકદમ gap upmovment થઇ ગયું હતું આ કઉં છું કે market continuously down થઇ ગયું હતું market માં મોટું gap up થયું અને અહી થી market એ બઉ સરસ ઉપર ની side movement આપી

પેલું તેનું writing વધતું જશે એટલે અહિયાં થોડુક આખું change થઇ ગયું તો ત્યારે તમે જોવો છો તો અહિયાં થી અહિયાથી લોકો નીકળતા હશે ને put side તમને અમુક જગ્યા એ તમને fourty one thousand five hundred નું અને fourty one thousand ને six hundred છે ત્યાં position સારું એવું support બની ગયું હશે ત્યારે અને ત્યાં position વધારે end થશે એટલે હવે અહિયાં સુ થાય કે privation મુજબ જો અહિયાં થી સારી એવી buying તો અત્યારે માર્કેટ એકતાલીસ હજાર ત્રણસો ની આસપાસ હોય તો આપડે base પર કહી શકીએ કે ભાઈ fourty one thousand five hundred six hundred નું level છે કે strong support છે એ વસ્તુ આપડે option chain માં બી confirm કરી શકીએ અને પછી શું થાય કે હવે આગળ ના માટે ના હવે next જેમ કે અહિયાં થી market પાછું આવ્યું તો ચલો એકતાલીસ હજાર સાતસો એકતાલીસ હજાર છસો એક ragistrastion અત્યારે એક normal besis ઉપર એના માટે એક વસ્તુ બની ગઈ છે તેથી privation આવે છે તો અહિયાં તમે જોવા જાઓ તો એકતાલીસ હજાર છસો છે એકતાલીસ હજાર સાતસો છે ત્યાં already કમસેકમ so નહિ તો secondary ત્રીજા નંબર ચોથા નંબર ના active contract આપણને જોવા મળે જ છે ત્યાં એમાં કઈ નવી નથી આપણને બરાબર ને અને અને

compair to any આજુ બાજુ ના જે બધા level જો આ આ બધા પાંચ કે સાત strick માં સૌથી વધારે અહિયાં એક supportalready સરસ બની ગયો છે અહિયાં તમને દેખાશે પછી નો જે support છે એ fourty one thousand ને બની લીધો છે પછી નો છે એ fourty one thousand to hundred કેમ કે અહિયાં બધી active side છે તો ત્યાં વધારે હોવા નું છે બરોબર છે પણ આ બધું તમે chart માં નું તમે telly કરી શકો સો આ privation and optation છે એ બંને ને તમે સાથે use કરો તો ગણો બધો sentiment ગણો બધું judgment તમે લઇ શકો આના ઉપર ના બીજા બી હું video બનાવીસ કે કેમ કે માં છે ને હું શું કરું ખાલી માં મારું વધારે છે ને chart ઉપર હોય કેમ કે option chain એટલું બધું ધ્યાન રાખવું પડે એટલું બધું update એમાં થતું હોય માં હું ફટાફટ judgment option chain ઉપર ના લઇ શકું તમે ગમે એટલી try કરો હું એમ હું એમ overall weekly અને monthly નું મારું analysis ચાલુ જ હોય option chain ઉપર કે ભાઈ overall ક્યા વધારે writing થાય છે food writing કઈ રીતે open close થાય છે એ વ્યક્તિ સાથે santiment લઇ શકો એક જુકાવ લઇ શકો તમે weekly અને monthly base ઉપર પણ જ્યારે હું trening કરતો હોવ ત્યારે મારે prijection ઉપર મારે decision મારે લેવું પડે candle break out ઉપર ત્યારે હું ઘડી ઘડી option chain પર જાઉં એટલે મને બધો ફાયદો નથી થવા નો એટલે option જ ને થોડુક long term માટે weekly અને monthly ની reng ને અમુક support જોવા માટે ફાયદો કરે બાકી તમારે એ મોન નો use કરી તમ્રે એ chart તો use કરવો જ પડે એટલા માટે હું સૌથી વધારે મારો છે એ થોડો ptivation ઉપર વધારે છે ગણા લોકો છે ને ચોવીસ રાખો open interest માં આમ થઇ ગયું ને open interest માં આમ થઇ ગયું ને open interest એટલે આમ ને volume એટલે આમ ને સી એ બઉ પછી બઉ છે ને તમારે exam pass કરવી ને એટલું બધું તમે લોકો analysis કરો છો પણ main થોડુક તમે chart માં તો ધ્યાન આપો chart માં જે option chain માં જે તમને writing થવા નું છે એ શું price relation ના રૂપ માં તમને દેખાઈ જ જવા નું છે કે સુ નથી થવા નું right અને આના ઉપર ના બી ઘણા બધા video બે ત્રણ video તો ખાસ મુકીસ supportitation માટે માટે

Everything should be taken as a કે હા ભાઈ everything just to take judgement not to take a short cut બરોબર છે so i hope કે તમને આ video બઉ મજા આવી હશે again હું બઉ deep માં નથી ગયો બઉ મારે તમને short cut નથી આપવા પણ મેં તમને એવું બતવવા ની try કરી કે option chain છે એ writers એ બનાવેલી વસ્તુ છે ragistrastion ના view point થી આપડે જોઈ અને આપડે decision લેવા ના છે કરતા હોય તોય તમે એ રીતે જોવો અને busy કરતા હોય તોય તમે એ રીતે જોવો અને ખાસ કરી ને સસ્તું મોંઘુ ને એ બધું તમે જોવો તો એ ઓપ્સ્તા માં આવી ને option greaps થી તમે જોઈ શકો અને જેમ કે અથવા ધન નું option platform છે ત્યાં તો તમને live delta વાળો chart બતાવે છે ખાલી તમે option પર click કરશો તો live માં પણ તમને આ ને બધું એકદમ update થતું બતાવશે અહિયાં free plan છે એટલે પંદર day નું હશે પંદર day માં તમને adjust day હોય તો ત્યાં બી તમને data data તમને બધું મળી જશે તો તમને થોડીક વધારે મદદ મળશે તો i hope કે આમાં થોડુક તમને practicalknowledge મળ્યું થોડુક તમારું view પણ change થયું હશે અને આવનારા અમુક અમુક time એ મને જ્યારે time મળશે તો હું બીજા બી option chain ના video તમારી સામે મળશે નવા video માં મળતા રેસુ ત્યાર સુધી એક નો એક સવાલ અને જવાબ ઓગણીશ મોં પ્રકૃતિ ના જગત માં રહસ્ય દેખાવ માં ફરી પાછો ચર્ચા માં મૂકી

વિશેષણો અને જવાબો શોધવાની તાલાવેલી રહી છે તેનું કારણ એ છે કે ઝીબ્રા ના શરીરે છે એવી design અને ઉપ રેખા બીજા એકેય પ્રાણી ના શરીર પર નથી.

આયોજન માં જણાતું રેખા કરિયું છે આ અંગ રચના ઝીબ્રા ને છે એ ઉપયોગી નીવડે પછી તેના અંગે જાત જાત ના અનુમાનો કરવામાં આવિયા છે ઉપયોગ ચાવી રૂપ સંદેશ છે કારણ કે સલામત રહેવાનો ઉદેશ જણાય એ જ ગણિત ગણતરી એ national સુરક્ષણ ધ્વરા સજીવો ના શરીર માં ચોક્સ જાતના આકારો પ્રકારો પડતો હોય છે britain ના તેના પુસ્તક માં કેટલા કે અનુમાનો અપીયા છે ઊંડાણ પૂર્વક વર્ણન કરિયું છે અને તે થી જ દરેક સામે તેણે ચોકડી પડે મૂકી દેવી પડી છે અમુક મંતવ્યો અહીં નોંધાયેલ છે એક પ્રણાલી કાગળ પર ધારણા વર્ષો સુધી એ રહી છે કે ઝીબ્રા ના જતા દિવસ સે વૃક્ષો ની સાથે પડી જાય માટે ઝીબ્રા જલ્દી જાનવરો ની નજરે પડે નહિ સંધિયા કાળે પણ ઝીબ્રા ને એ જાત ના આત્મ નો લાભ મળે છે અને ઓગણીસ મી સદી ના ઉપર ના કેટલા કે અંગ્રેજી શિકારી એ પણ કહીંયુ કે ઝારફ ના થી ઉભે લા ઝીબ્રા મંદ ચાલીશ પચાશ મીટરે હોવા છતાં તેમના ધ્યાન માં આવિયા નહિ.

બીજું ઝીબ્રા ને ઊંધા કરવાની આદત નથી આ પ્રાણી સતત હલન ચલન કરતુ હોય છે માટે પ્રાકૃતિક સાથે beground સાથે તેનું શરીર સંભવ નથી discovery channel માટે કરતા africanshooting વખતે camera માં આવતું પ્રાણી હોય તો એ ઝીબ્રા છે. ઝીબ્રા ને ચટપટા હોવાનું બીજી ધારણા ખાંસી જાણીતી છે તેના માટે સિંહ પીછો કરે કે તરત જ ઝીબ્રા નું ટોળું તેનો છોડવા નાચવા માંડે છે જો ઝીબ્રા ક્યારેક ઉછાળા મારતો હોય અને એટલે કે તરંગો બધા ઝીબ્રા ના આવા એકમ માં ભેળસેળ પામે માટે સિંહ એકલ ઝીબ્રા ને ટાળી શકે નહિ અને તે ના પર તડાપ મારી શકે નહિ આ મંતવ્ય logical છે અને પ્રકૃતિ વિધાનો બહલો વર્ગ એને સ્વીકારી શકે છે. પણ લઘુમતી માં રહેતા પ્રકૃતિ જગત ના ની સામી દલીલ એ છે કે શિકારી સિંહ હંમેશા ટોળા માં પાછળ રહી જાતા. તેમાં એકલા પડી જતા ઝીબ્રા નું દલીલ નો અર્થ એ થયો કે ઝીબ્રા ને શાંતિ થી અને તેને ફરમાવવા નો પ્રશ્ન નથી ટોળુ આગળ નીકળું ગયું હોય છે આ મુદ્દા પર મંતવ્ય ચાલુ છે જીવ બચવા માટે ચટપટા જેવી અર્થ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન british નૌકાદળે કરીયો હતો એ નસકો ઓગણીસો સત્તર માં નૌકાદળ ને અને નૌકાદળે તે જોવ અમુક ઝીબ્રા ની pattern માં ઉભા ને બદલે આડા પટ્ટા ચિતાર વામાં આવિયા દરિયાઈ મોજા પર યુદ્ધ જહાજ તેથી નદી માં સબમરીન માં રહેલા નિરીક્ષક ને એ પટ્ટા જાણતા હતા.

લડાયત જહાજો ને રૂપ રેખા આપવાનું ચાલુ રાખીયું એક લેબ હાજી પણ મળી શકતો હતો નજર પડતા કાળું સફેદ રંગ નું જહાજ દેખાય ખરું ત્રણ રૂપિયા ની design નો અને વેદ નો અંદાજ તેમને આવે નહિ અંદાજ કેટલો ચોક્સ હોય તે જરૂરી છે. યુદ્ધ જહાજ ને રાખવા માટે તે જ દિશા માં રવાના કરવાનું થઈ છે યુદ્ધ જહાજે બરાબર સિંધના ટોચે એ જ વખતે પહાડ હોય તેને થઈ અને દારૂ થી ધડાકો તેનો ફેંસલોઃ લાવી દેય આ પ્રાણી ના શરીરે લહેરિયા જેવી પેહચાનો હોવાનું નું કારણ અને તેનું અનુમાન વળી એ છે કે પગ સાથેતેને african હેઠો પડતો નથી black and white રંગ ની patten તેને ગરંમી સામે રાહત આપે છે. કાલી પટ્ટી ઉષ્મા ને સારા એવા કમાડ માં પરંતુ ઉષ્મા ને ત્યાર બાદ ઉષ્મા ને કરવા માં કાલી પેટ્ટી બહુ કાર્યક્ષમ છે. બને એવું કે ઝીબ્રા ના કાલા bend માં આવતી હવા ગરમ થઈ ઉંચે ચડે અને ત્યાર બાદ આસપાસ ની હવા ઠંડી તેનું સ્થાન લેઈ ઝીબ્રા ને એ રીતે જરા અ તાકાત વર્તાય છે આ કારણ બુદ્ધિગમ્ય છતાં છતાં પ્રશ્ન થઈ કે કાલી સફેદ પટ્ટી cooling effect પેદા કરતી હોય તો પછી ઝીબ્રા ના સ્થાને જેમાં ઉલ્કા હારનો તેમ જ એ પણ સા માટે ઠંડક ને લગતી ધારણા ચકાસવા માટે જૈવવિજ્ઞાન સભ્ય કારણ માં બોવ વર્ષો પહેલા આ યોજના પર પ્રયોગ યોજિયો પાણી ભરેલા પીપળા તેમને રંગીયા બે ત્રણ ને ફક્ત સફેદ રંગ નો અને એક પીપળું સૌ કાળું રંગિયું બાકી ના ત્રણ પણ ઝીબ્રા ની પ્રજાતિ હતી. દરેક બેરલ જમીનની દસ સેન્ટિમીટર દૂર રહે તેથી તેને લાકડા ના ટેકનિયા પર ગોઠવ્યુ દિવસ ના અંતે પાણી નું તાપમાન માપી જોવનો ક્રમ દરરોજ ચાલુ રાખિયો

બેરલ ની સપાટી પર નો રંગ કાળો છે કે સફેદ એ બાબત નું ખાશ મહત્વ ન હોવાનું લાગિયું અલબત્ત પ્રયોગ નો નાટો ઝીબ્રા સાથે જોડી દેવો યોગ્ય નહિ.

ઉછાળા કરતુ હતું અને લીધી હવા સહેજ ખુલી પડતી હતી અને બાર નીકળી જતો હતો ટૂંક માં આ ઠંડક ના મુદ્દા પર કેન્દ્રિત અનુમાન શક્ય. ધરાવતું હતું સામે દલીલો વળી એ પણ કરી શકાય કે લાભ તો હદે નય તો મળવાનો હોય તો natural કેહવા થી પ્રક્રિયા આટલી હદે અટપટી design રચવાની જખના પડે નહિ ઝીબ્રા ના શરીરે ચટપટા હોવાનું રહશય અને જુદો ખુલાસો બધી ચીજ પર નો barcode જેમ કે product ની ઓળખ હોય તેમ તે આડા ઉભા અને ત્રાસ હોય તેમ તે અને જેતે ઝીબ્રા નું આધાર card હોવાનું કેટલાક નિષ્ણાંતો માને છે કોઈ બે ઝીબ્રા ના શરીર પર design એક સરખી હોતી નથી કોઇ બે~ માટે પોતાના ના આધારે ચોક્કસ સ્ભ્ય એક ન પરિચય મેળવી લેતા હોય એવો આ પ્રાણી જોકે સમજદાર નથી વાંદરા ના તોલા માં આત્મિયતા નું જે ગઠબંધન જોવા મળે તે ઝીબ્રા ના સાંજ માં નથી તો પછી આસપાસના તેમને ઓળખાતા રાખવાનો સવાલ પણ રહેતો નથી બીજી વાત એ જણાય છે કે ઓગણીશ મી સદી ના પૂર્વાધ માં ઝીબ્રા ના ચટપટા એ હંમેશા માટે ચકરાવામાં નાખીયા પછી સંશોધકો અંધારા માં જ લહેરિયા design લગતા બહુ ભાષાવો વારાફર્તી રજુ કરાયા હતા પ્રારભ પ્રકરણ ત્રણ સિધાર્થ અને કેતન બને સગાભાઈ હતા પિતા જગદીશ ભાઇનો diamond નો ધંધો સુરતમા બને ભાઈઓ સંભાળતા હતા

ધંધાના વિસ્તાર માટે કેતનને management નો course કરવા માટે જગદીશભાઈએ બે વર્ષ અમેરિકા પણ મોકલ્યો હતો પરંતુ કેતનને અમેરિકાના ચેતનાસ્વામિ નામના એક એવા સન્યાસી મળ્યા જેમણે કેતનને કહ્યું કે તારા દાદા જમનાદાસ નોજ તારા સ્વરૂપે બીજી પેઢીમાં પુનર જન્મ થયો છે પુર્વજન્મમાં તું પોતે જ જમનાદાસ હતો અને તારા થકી એ વખતે કરોડોના diamond ચોરવા માટે કોઈનું ખૂન થઈ ગયેલું એટલે એ પાપનું પ્રાયચિત આ જન્મ માં તારે કરવુજ પડશે નઇતો તમે બંને ભાઈઓ જો સાથે રહેસો એ અભિસપ્ન કર્ણ સિદ્ધાર્થના માથે ઘાત આવશે એ પછી કેતનને કુટુંબથી છૂટા પડીને જામનગર જવાનુ નિર્ણય લીધેલો જોકે કેતન જામનગર જતો રહે તે પહેલા ચેતનસ્વામી કહેવાથી એમના ગુરુ સ્વામિ અભિદાનંદજીએ કેતનને ઋષિકેશ બોલાવી એણે બે ચાર મિનિટ માટે પાણીમાં ડૂબકી મરાવી એના આત્માને સૂક્ષ્મ જગતમાં ખેચી લીધો અને એક માયાજાળ રચીને કેતનને દોઢ વર્ષ માટે જામનગર માજ ગોતવીને પાપોનું પ્ર્યાશ્ચિત કરાવી દીધું

એણે આપણાં diamond business મા રસ નથી કાલે મારે એની સાથે વાત થઈ ગઈ જામનગરમા સેટલ થવા પાછળ એની પાસે પોતાના અંગત કારણો છે આપણે એની ચર્ચા નથી કરવી એ જામનગર જવા માગતો હોય તો આપણે એને જવા દઈએ એનો અડધો ભાગ આપણે લાવીને આપી દઈએ તને કાઇ વાંધો હોય તો બોલ જગદીશભાઇ બોલ્યા બીજા દિવસે બપોરે જગદીશભાઈએ સિદ્ધાર્થ ને ઓફિસમાં પોતાની ચેમ્બર મા ચર્ચા કરવા માટે બોલાવ્યો હતો કેતનની હાજરીમાં ઘરે ચર્ચા કરવાની ઈચ્છા એમને નહતી વાંધો તો મને કય જ ના હોય પપ્પા તમે જે નિર્ણય લો એ મને હમેશાજ માન્ય હોય છે એ મારોનાનો ભાઈ છે પરંતુ અમેરિકામા બે વર્ષ ભણી આવ્યા પછી અચાનક એણે આપણા diamond ના ધંધાને છોડીને જામનગર જવાનું કેમ વિચાર્યું મને તો એમ કે હવે હું મુંબઈ જઈને stock market નો business સંભાળુ અને diamond નો ધંધો કેતન સંભાળે હવે ત્યાં જઈને એ એ શું ધંધો કરવા માંગે છે સિદ્ધાર્થ આશ્ચર્ય થી પૂછ્યું એ શું કરવા માંગે છે એતો મે પણ હજી એને નથી પૂછ્યું અને પૂછવા પણ નથી માંગતો એના હિસ્સાનું જે પણ છે એને આપી દેવાની મારી ફરજ છે એ પૈસા એ વાપરી નાખે ડબલ કરે એ એણે વિચારવાનું છે એ કઈ ના કરે તો પણ આ પૈસા એને ત્રણ ચાર સુધી પેઢી સુધી ચાલસે છતાં એણે કઈક તો વિચાર્યુજ હશે જે હોય એ મારે CA સાથે વાત કરવી પડસે એની સૂચના પ્રમાણે એના account મા પૈસા transfer કરવા પડસે જગદીશભાઇ બોલ્યા ઠીક છે પપ્પા તો પછી હવે diamond નો business આપણે wind up જ કરવો પડસે કેતને એ સંભાળી લીધો હોત તો કાઇ ચિંતા ન હતી એટલા માટે તો એને અમેરિકા મોકલ્યો હતો સિદ્ધાર્થ બોલ્યો હવે તો મારી ઉમર થઈ ગય તમે બને ભાઈઓ હવે અલગઅલગ ધંધામાં સેટ થવા માંગો છો મારી તો એટલીજ ઈચ્છા છેકે ઈશ્વરે જે આપ્યું છેએ સંભાળજો stock market જરા જોખમી છે સટાથી હમેશા દૂર જ રેજે તારા ભાગે પણ બસો કરોડ આસપાસ આવે છે તું કઈનઇ કરે તો પણ વાંધો નઇ આવે એવું નથી છતાં બેઠા બેઠા તો કબરના ખજાના પણ ખૂટી જાય છે મુળી વધે નઇ એનો વાંધો નઇ ઘટવી ના જોઈએ જગદીશભાઇ બોલ્યા હ પપ્પા વાત સાચી છે speculation તો મને પણ પસંદ નથી મારે એકલાએજ આ તમામ નિર્ણયો લેવા પડશે એટલે મારે સંભાળીને લેવી શેર ની લે વેચ કરવી પડસે તમે મુંબઈ મનીષભાઈ સાથે વાત કરી લીધી stock exchange building મા સતરમા માળેજએમની ઓફિસ છેને સિદ્ધાર્થ બોલ્યો હા ગઇકાલેજ રાત્રે મનીષનો ફોનહતો બે મહિનામાં તારે નવી ઓફિસ transfer કરી દેશે સેબી મા registration માટે અને stock broker ના license માટે તારે એક વાર મુંબઈ જવું પડશે મનીષ બધી મદદ કરસે અને ઓફિસ તું એકદમ તૈયાર છે એમા કઈ રસ કઈ કરવા જેવુજ નથી જઈને બોલ્ટ ઉપર બેસવાનુજ છે જગદીશભાઇ બોલ્યા એ સાંજે જગદીશભાઈએ પોતાના CA એ ને ઓફિસ બોલાવી લીધો અને બધી ચર્ચા કરી તમામ property કરોડો રૂપિયાનું રોકાણ જગદીશભાઇએ પોતાના હસ્તક રાખ્યુ બેન્ક લોકરમાં કરોડોનું gold નું diamond હતા એ પણ એમણે અત્યારે પોતાના હસ્તક રાખ્યા આગળ ઉપર એકની એક ઉપ દીકરી શિવાની માટે પણ એ વિચારવાનું હતુ હાલ પૂરતું એમણે તમામ બેન્કમા ખાતામાં જે રકમ હતી તેના એક સરખા બે ભાગ કરી બને ભાઇઓના ખાતામાં transfer કરી દેવાનો નિર્ણય કર્યો એ રકમ પણ બંનેના ભાગે લગભગ એંશી કરોડ એકસો એંશી કરોડ ની આસપાસ આવતી હતી બીજા દિવસે CA એની સૂચના પ્રમાણે બેન્કની તમામ કાર્યવાહી કરી દીધી પૈસા કેતનના ત્રણે બેન્ક account મા transfer થઈ ગયા એ કાયદેસર income tax ભરતા હતા એટલે બીજો કઈ problem ન હતો રાત્રે જગદીશભાઇ કેતનના બેડરૂમ માં ગયા એને તમામ માહિતી આપી બેન્ક ની વિગતો property ની વિગતો gold diamond વગેરેની વિગતો કેતનને એક કાગળમા લખી આપી દિધી પપ્પા મારે આ બધી વિગતો સાથે કોઈજ લેવાદેવા નથી અને મારે જોવી પણ નથી હું તમારોજ દિકરો છૂને મને માયા માં કોઈ રસ નથી તમે જે પણ આપો એ હું લઇ લઈશ મોટા ભાઈને વધારે આપસો તો પણ મને કઈ વાંધો નથી મને જે પણ મળે છે એમાં હું ખૂસ છું કેતન બોલ્યો

તારા હિસ્સામાં લગભગ અત્યારે એકસોએંશી કરોડ આવે છે મારી પાસે જે કઇપણ રાખ્યું છે તેમાં શિવાનીનો ભાગ બાદ કરતાં બાકીના તમારા બંને ભાઈઓનુજ છે તું સારા માર્ગે દાન સરખાવતો કરીને તારા પ્ર્યશ્ચિત કરી રહ્યો છે જો તને પણ કઈ ઓછું આપવા માંગતો નથી જગદીશભાઇ લાગણી વરસાઈ ગયા જામનગર જવાનું ક્યારે વિચારે છે તારે ત્યાં કોઇની મદદ ની જરૂર હોય તો મારા એક બિલ્ડર મિત્ર ધરમ સિંહ ભાઈ ત્યાં રહે છે એમની કોઈ સ્કીમ ચાલતી હોય તો તને ત્યાં મકાન તૈયાર પણ મળી જસે ત્યાં વ્રજભૂમિ બંગલોસ વિભાગમાજ એ રહે છે જગદીશભાઇ બોલ્યા ભલે પપ્પા હું એમને ચોક્કસ મળીશ કેતન બોલ્યો પણ એનું મને વિચારે ચડી ગયું વ્રજભૂમી બંગલોસ અરે આતો પ્રતાપ ભાઈ વઘાણીનોજ બંગલો જે આ પ્રતાપ ભાઈ એમની દીકરી વેદિકા સાથે રહેતા હતા તો શું ધરમસિંહ ભાઈ પણ એજ બંગલામાં રહેતા હશે ગુરુજીની માયા પણ જબરજસ્ત છે જામનગર સેટ થતાં પહેલા મારે બે ત્રણ કામ પતાવા પડસે પપ્પા તારીખ હજુ નક્કી નથી પરંતુ દસ પંદર દિવસોમા મારો જામનગર જવાનો પ્રોગ્રામ થસે કેતન બોલ્યો કેતન બીજા દિવસે સવારે બરફીવાલા કોમર્સે કોલેજ માં ગ્યો કેતન આજ કોલેજમાં ભણ્યો હતો એટલે એમને મનસુખ માલવિયા પણ આજ કોલેજ માં પટ્ટાવાડો હતો એણે પ્રિન્સિપાલ ની ઓફિસમાં જઈને મનસુખ તપાસ કરી સદનસીબે મનસુખ માલવિયા નોકરી ચાલુજ હતી પરંતુ એના પિતાનું ઓપરેશન હતું એટલે એ રજા ઉપર હતો

અત્યારે ICU હતા કેતન ICU વિભાગમાં ગ્યો જોકે અંદર જવાની મનાઈ હતી ICU બહાર જ ખુરશી ગોઠવેલી હતી એમાં એણે મનસુખ માલવિયા ને જોયા કેતન નું દિલ ધબકારો ચૂકી ગયું આતો એજ મનસુખ માલવિયા હતો જે એને માયાવી જગતમા જામનગર સ્ટેશન ઉપર વડાવા આવ્યો હતો શર્ટ પણ એજ પહેરેલું હતું જે પેરીને વિદાય આપવા આવ્યો હતો આતો કેવી રીતે બને ગુરુજીની માયા વારંવાર કેતનને ચ્ક્ર્વામાં નાખતી હતી મનસુખભાઇ ઓળખાણ પડે કેતને પૂછ્યું આછુંઆછું યાદ આવે છે તમે કેતનભાઈ સાવલિયાને બરફીવાલા કોલેજ મા તમેજ ભણતા હતાને ત્રણેક વર્ષ થઈ ગયા હસે મનસુખભાઇ માલવિયાને યાદ કરીને બોલ્યો તેને યાદ આવી ગયું કે કેતન કરોડપતિનો દીકરો હતો તમારી યાદશકતી આજે પણ સ્તેજ છે મનસુખભાઇ કોલેજમા election મા જી એફ તરીકે તમે મનેજ જીતાડયા માટે તમે ખુદ પણ મહેનત કરેલી હતી અહિયાં હોસ્પિટલનો કેટલો ખર્ચો થસે લગભગ

પપ્પા મેડિકલ policy તો હસેને કેતને પૂછ્યું ના રે ના સાહેબ મારી પણ કોઈ મેડિકલ policy નથી એવો કોઈ વિચાર જ નઇઆવેલો થોડુક provident fund ઉપાડયું અને બાકીની personal loan માંગી છે

એણે બે ચેક લખી દીધા મનસુખ માલવિયા કેતનને જોઈજ રહ્યો એને કઈ સમજાતુજ ન હતુ અચાનક કોલેજના વિધાર્થી અને જી એસ કેતનભાઈનું હોસ્પિટલના પપ્પા ની ખબર કાઢવા આવવું

હું એટલા પરંતુ તમે મને આટલી મોટી મદદ શામાટે કરી રહ્યા છો સાહેબ મનસુખ માલવિયાએ છેવટે પૂછી જ નાખ્યું કારણ કે તમે એક સારા માણસ છો એટલે હું તમને મારે ત્યાં જ નોકરીએ રાખવા માંગુ છું

મનસુખે પૂછ્યું મનસુખભાઇ હું આપેલું દાન કદી પાછું લેતો નથી મારી નોકરી સ્વીકારવી કે ન સ્વીકારવી એ તમારો નિર્ણય હશે મારુ કોઈજ દબાણ નથી મારી આ મદદ અને મારી ઓફર સાથે કઈ લેવાદેવા નથી કેતન મનસુખભાઈના ખભા પર હાથ મૂકીને બોલ્યો મને વિચારવાનો થોડો time આપો હું આજેને આજે હોસ્પીટલમાં નિર્ણય ના કરી શકું મનસુખ બોલ્યો મને એવી કોઈજ ઉતાવળ નથી અઠવાડિયામાંતમે જવાબ આપજો મારી વાત ધ્યાન થી સાંભળી લો તમારે મારા ડ્રાઇવરની નોકરી કરવાની છે એટલે તમારે ગાડીનું ડ્રાઇવિંગ શીખી લેવું પડસે કેતન બોલ્યો બીજું તમારે સુરત છોડીને મારી સાથે જામનગર આવું પડસે ત્યાં જે મકાન રાખશો એનું ભાડું હું ચૂકવીશ ફરી કવ છું પગાર ની કોઈ ચિંતા કરશો નઇ તમારી જિંદગીમાં તમને તક ગંભીરતાથી વિચારજો કેતન બોલ્યો ડ્રાઇવિંગ તો હું શીખી લવ છું એટલે મને એનો કઈ વાંધો નથી જામનગર વિશે વિચાર્વુ પડસે જો આમતો હું ખંભડિયાનો એટલે મારા વતનની નજીક જવાની મને તક મળી રહી છે હું ત્રણ ચાર દિવસમાજ તમને જણાવી દઇશ મનસુખ માલવિયા બોલ્યો એટલા માટે મિત્રો આપણે શરૂઆત કરીએ MS Office ની કારણકે MS Office એ એક basic જરૂરિયાત વાળી વસ્તુ છે. જે ઘરમાં તમારી પાસે computer હોય અને most

cost માં તમને video મળતા રહેશે. અને આપણે બહુજ શાંતિથી અને બહુજ ધ્યાન દઈને દરેક topic દરેક point અને દરેક menu આપણે detail માં જોવાના છે બરોબર તો આજે આપણે આ lecture ની અંદર શું જોશું

અર MS Office ની application છે MS Word તો MS Word નું આપણે framework જોશું ખાલી આપણે framework જોશું MS Word નું ત્યારપછી એની અંદર જે પણ point આવશે એ દરેક point આપણે અર detail માં આપણે આગળના lecture માં જોશું બરોબર તો આજે આપણે શું જોશું? તો આજે જોશું આપણે MS Office નું introduction ત્યારપછી MS Office ની અંદર કઈ કઈ application આવે છે અને MSwordMSoffice ની એક applicationMSword એનું આપણે framework જોશું બરોબર તો શરૂઆત કરીએ આપણે MS Office ના introduction થી તો મિત્રો MS Office એટલે શું? તો મિત્રો MS Office એ એક package છે એ package ની અંદર ઘણી બધી application હોય છે એ application નો અલગ અલગ use હોય છે MSwordMSpowerpointMSexcelMSpublisherMS એ રીતે ઘણી બધી application નું બનેલું હોય package એને કહેવાય છે MS Office હવે MS Office તમે જોયું હોય તો MS Office ના version આવે છે. તમે કોઈ computer માં MSofficetwo thousand seven હોય MSofficetwo thousand ten હોય thirteen હોય sixteen હોય nineteen હોય એવી રીતે બધા અલગ અલગ version હોય છે દરેક version હોય છે એ upgrade થતા હોય છે અને એમાં નવી નવી નવા નવા જે features હોય છે એ add થતા હોય છે તો સૌથી પહેલા clarify કરી દઈએ કે આપણે જે આ video ની અંદર જે MSofficeversion નું કરશે તે છે MSofficetwo thousand thirteen તો MSoffice